આ એક મંદિરનું તસ્વીર છે ઘણા બધા લોકો છે જે મંદિરમાં જઈ રહ્યા છે.

નીચે બેન્સિસ છે ઘણા બધા રૂમ છે બે સિખર છે રેડ કલર ની ધજા છે ઉપર સોલાર હોય તેવુ લાગી રહ્યુ છે.

આ એક ચાની લારી છે જેનું તંદૂરી ચાઇ સ્પેશિયાલિસ્ટ એવું નામ છે એક ભાઈ ઉભેલા છે.

જેમાં ગ્રીનરી લ અ ગ્રીનરી લાગેલી છે નીચે લૉન છે.

વાઈટ અને રેડ કલર ની બસ પડેલી છે સામેની સાઇડ એક બીજી બસ પાર્ક કરેલી છે.

બિલ્ડીંગ છે બ્લાઉ બ્રાઉન કલર ની દીવાલ છે એક કાર છે જે પાર્ક કરેલી છે કેટલા બધા ઝાડવા છે એમાથી એક ચંપાનું ઝાડવું છે.

આ એક સુપર માર્કેટ મોલ ની તસવીર છે જેમાં એક બેન વસ્તુ જોઈ રહ્યા છે જેને ગ્રીન કલર ની સાડી પહેરેલી છે.

જેમા ચાર બ છોકરાઓ નાના છોકરાઓ છે જે દોડી રહ્યા છે.

તે એક ક્રિસ્તીયન છે જે ધ્વજવંદન કરી રહ્યા છે અને સામે ત કેટલાક લોકો છે જે ઉભેલા--

કેટલાક લોકો છે જે નદીમાં નાઇ રહ્યા છે કેટલાક લોકો બ્રીજ ઉપર--